જેમાં એ_સી નું આઉટલેટ પણ દેખાય છે.

ત્યાં બેસીને વેટ કરી રહ્યા છે ખાવાનું આવે એનો જેની બહાર એક ગાડી ઊભી છે જે સ્વીફ્ટ છે.

છત જ ઉપર ચાર લાઈટો મૂકી છે જે ટ્યુબ લાઈટ છે જે વાઈટ કલર ની છે.

બીજા એક કપ પર કોફી બ્રેક લખેલું દેખાય છે.

આ ફોટો એક કેક શોપ નો છે જેમાં ઘણી બધી કેક મૂકેલી દેખાય છે.

જેના બેક્ગ્રાઉન્ડ માં ડેકોરેશન કરેલું દેખાય છે.

જ્યાં એક ખુરશી પણ મૂકેલી દેખાય છે.

જેની ઉપર ઘણી બધી બાળકીઓ ડાન્સ કરી રહી હોય એવું લાગે છે.

જેમા ઘણા બધા માણસો એન્ટ્રી કરી રહ્યા છે.

જેમાં બોર્ડ પર હરિહર ક્ષેત્ર સોનપુર મેલા ટુ થાઉઝન્ડ નાઈન્ટીન પણ લખેલું દેખાય છે.

જેમાં બે પિલર્સ દેખાય છે ઉપર છજુ દેખાય છે.

જેમાં એ_સી ના આઉટડોર્સ પણ લાગેલા દેખાય છે.

એક હેડલાઈટ દેખાય છે અને સીટી પર્પજ ની વસ્તુઓ પણ દેખાય છે.

પણ જોવા મળે છે જેનો ઉપરનું કવર વાઈટ કલર નો દેખાય છે.

ફોટામાં એક સરસ મજાનુ બિલ્ડિંગ દેખાઈ છે.

એક બેટિંગ કરી રહ્યો છે એક બોલિંગ કરી રહ્યો છે અને એક બેટ લઈને ઉભી રહ્યો હોય એવું લાગે છે.

ફોટો એક મ્યુઝિયમ નો લાગે છે જેની ઉપર મોરારજી દેસાઈ મ્યુઝિયમ લખેલું દેખાય છે.

જેની પાછળ એક ટાંકી પન દેખાઈ છે.

આ ફોટામાં એક પાણીની ટાંકી દેખાય છે.

જેની અંદર બેસવા માટે ઊભી રહેલા પેસેન્જરો પણ દેખાય છે.

આ ફોટામાં બે બારીઓ લાગેલી દેખાય છે જે વાઈટ કલર ની છે.

જેમાં સેન્ટર માં એક કલોક મૂકેલી દેખાય છે.